બુદ્ધને જે રાતે સમાધિ લાગી ગયેલ તે છો વર્ષ સુધી સતત પ્રયાસ કર્યા પછી લાગી હતી છો વર્ષ સુધી તેમને ખુબ તપસ્યા કરી હતી અને યોગસાધના પણ કરી હતી.